આ એક સુપર માર્કેટ નો રેક છે સુપર માર્કેટ ના ઉપર તિરૂપતિ તેલ લખેલું છે.

અને ત્રીજા ખાનામાં બ્રેડ અને મીઠાઈ આ બેકરી છે.

શ્રીનાથ હોટલ બન્ને ગુજરાતી અને ઇંગ્લિશ માં લખેલું છે.

આ એક ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ માં બહુ બધા વૃક્ષ છે.

અને બઉ વધારે ચીજે છે બ્લુ કલર નું કબોર્ડ પણ છે.

એ_શી નો ફેન ના નીચે બીજલીનો મીટર અને બીજલીનું મીટર ને પીછે દરવાઝો છે.

આ ઘોડાનું રથ જોવામાં આવે છે આમાં બે ઘોડા છે --

આ એક મસ્જિદ છે મસ્જિદના હામે નારિયેલનું ઝાડ છે.

મિક્સર નો કલસ વાઈટ અને માઇક્રોવેવ નો કલર બ્લેક જોવામાં આવે છે.

મેલા ના બાહેર બહુ બધા ચેર પર બેસેલા છે.

આ એક કેફે જોવામાં આવે છે કેફી માં બહુ બધી લાઇટિંગ છે.